અને મહાગુજરાત આંદોલન થકી મુંબઇ રાજ્યનું ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની અલગ રચના થઇ ગઈ. ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો પણ મેળવ્યો ગુજરાતની પહેલી રાજધાની અમદાવાદ હતી. ઓગણીસો સીતેર ના નવા બનાવેલા શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી. ઓગણીસો ચુંમોતેર માં થયેલું નવનિર્માણ આંદોલન હતું તેમાં દેશના સૌપ્રથમ વાર ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં સફળ થયું હતું. છવ્વીશમી જાન્યુઆરી બે હાજર એકના દિવસે ગુજરાતમાં એક અત્ અત્યંત વિનાશકારી ધરતીકંપ આવ્યો હતો જેમાં વિશ હાજાર થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઇસવિષંન બે હાજર બે ની સત્યાવીશ મી ફેબ્રુઆરીએ ગુજરાતનાં ગોધરા રેલ્વે સ્ટેશને અયોધ્યાથી કાર સેવા કરી પરત ફરી રહેલા સતાવન હિન્દુ રામ ભક્તોને સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં એક ડબ્બામાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેના કારણે કોમી તોફાનો પણ થયા હતા.

ગુજરાત એ ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે. તે પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર ઈશાને રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર થી ઘેરાયેલું છે. ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે. ગુજરાત ના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે, જેમાંથી એક કચ્છનું નાનું રણ અને બીજું છે કચ્છનું મોટું રણ. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશીયાઇ સિંહો માટે પ્રખ્યાત છે. ગુજરાત પાસે સોળશો કિલોમિટર નો દરિયા કિનારો છે, જે ભારતના બધા રાજ્યોની પ્રથમ ક્રમાંક ધરાવતો લાંબો દરિયા કિનારો છે. આ દરિયા કિનારાનો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયાના કિનારાનો બનેલો છે. સાપુતારા

આ પર્વતમાળા એ ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે ગીરનાર પર્વત એ સૌથી ઊંચામાં ઉંચો પર્વત છે જે, બરડા પર્વત

પરમાણુ આલ્કાઇન સમાન ના એસટીવ અંગૃપ્ત કાર્ય માટે જોડાયેલા હોય છે. એર્લપરમાનું સંકૃત કાર્બન માં જોડાયેલા હોય છે. એલ્યુમિનયમ કાર્બન માં સંયુક્ત મળી આવે છે જે પૈકી ના આયોજન કરવામાં મળી આવ્યા છે. માટે ઘટક વૈગિકીય કામગીરીમાં ઉપયોગમાં મનાય છે. ઉપયોગમાં પ્રવાહ થાય છે. એથી તેવો મોટા પગે એસીડીક સંયોજનો માટે ગ્રાહક કરીને કરવામાં આવે છે. તે પછીના કેટલાક સંયોજનોના વૈગિકીય કામગીરીમાં ઉપયોગી પણ આ સંયોજનો ઉપયોગમાં હાઇડ્રોજન જીવનમાં ઉપયોગ થાય છે. તેવા મોટા પગે અદ્રવ્યો મુખ્ય દ્રાવક તરીકે

આ સંયોજનો અત્રતર ઉત્પન્ન કરેછે અને દામિયાં નિષ્પક તરીકે ઓળખાય છે કર્યો તરીકે લેવામાં આવે છે

સંયોજનોમાં મુખ્ય ઘટકોમાં વૈકૃત કરે છે. તેઓના બંધારણમાં પરમાણુની સંખ્યા મોટા પાયે અને વૈગિક રીતે કરવામાં આવે છે. આ વત્રય લાઈન માં આલકાઈલ સમુહવેલોન જોડાણ સમાન ધર્મે કણ બનાવે છે અને એક્ષ જોડે લટકાવવામાં આવે છે. તેઓને હેલ્લો તેમ કાર્બન પરમાણુ પ્રાથિમક જે પ્રમાણે એલોવેરાન પરમાણુ ઉદ્યોગ કહેવામાં આવે છે અને ઇથાઇલ આલ્કાઇલ કહેવામાં આવે છે કાર્બનમાં તટસ્થ છે

આમ કાર્બન પરમાણુ ચડાવેલી હોય છે આમ તતૃપ્ત ક્લોરાઇડની બનાવટ મિથેન રીતે કરવાંમાં આવે છે. એસેડિક અને તટસ્થ્ય બેઝિક ટોમિક એન ધ આઇડ અને વૃત્તિ આઈડી કે જેને પ્રાપ્ત થાય છે એક જ પ્રકારના હાઇડ્રોજન પરમાણુઓમ ધરાવતા ડાઈટ એલોકેન થવા આલકાઈલ ડાઇલહેલેન નામથી આપવામાં આવે છે આ ડાઈરોડઝનનું સંયોજનો હવે તેને ઇથીલ ના દાખલ કરવામાં આવે છે તેને આઈલસન કહેવામાં આવે છે. પરમાણુ ટાસ્ક તરીકે જોડાયેલા હોય છે અને કરવામાં આવે છે વિશલિત ડે કાર્ય છે આંકાર કરવામાં આવે છે. આવે છે પરમાણુ આલકાયી વનસ્પતિ જીવનમાં કાર્બન મંદ દિવ્ય હોય છે કાર્બન પરમાણુ આંતરિક કાળ વિસ્તાર ધરાવે છે ત્યરે ઓમેનિક પરમાણુ આંટીક ભિક્ષા ધરાવે છે આવર્ત તટસ્થ પ્રક્રિયા સંવેદન હેલો આલકીય પરમાણુ કરતા જાય છે આમ પરમં સૌ થી નાનો આણ્વીય કાળ ધરાવે છે તેને કાર્બનિક સી એ દ્રવ્ય વધતા જાય છે અને કેટલીક વિશિષ્ટ લંબાઈ પ્રાપ્ત કરે છે અને નરોત્તમ તરજો બનાવે શકાય આંદ્ર ના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો વાયુને નિયમિક પાંદાન કરે છે તેમને અડસ દ્રાવણો બીજા બે ગુણધર્મો હોય છે દ્રાવણ બનાવવા માટે સુદ્ધઘટકો મિશ્રણની સુન્યો હોય છે અને મિશ્રણનું કદ પણ શૂન્ય હોય છે એટલે કે એક અને દ્વિભાજક દ્રવ્યો ઉષ્મ થતી પણ નથી ને ઉત્પન્ન થતી પણ નથી વળી દ્રાવણો નું કદ બંને ધટકોના કદના સરવાળા બરાબર થશે બે ઘટકો એ અને બી ધ્યાનમાં લઈને સમજાવી શકીયે છીએ. શુદ્ધ ઘટકોમાં આંતર આણ્વીય આકર્ષણ એ અને બી ને ધ્યાનમાં લઈને સમજાવી શકીયે છીએ. એ અને એ બીજી પ્રકારની દ્વિઅંકી દ્રાવણ પરાશ પરિક પ્રક્રિયા અંતરાલ એ અને બી પરાશપરીત પ્રક્રિયા તૈયારો આઝાદ થશે જો એ અને બી વચ્ચેના આંતર પ્રેરક બી બી જેટલા હશે તો આંતરશય દ્રાવણ

હરે દ્રવનું સંકેતિકરણ નો નિયમ દાળ દરમિયાન દ્રવિડનો નિયમ કરવામાં આવ છે આવ અદ્ર્વ્યો ન રાષ્ટ્ર ના નિયમ કરેલા કરવામાં આવે છે ઓછું હોય તો તે વધારે હોય તોય દ્રાવણ ના કળ ને જે અને એવું હોય તો રાઉથ ના નિયમ દાર્શવે છે આવ પરમાણુ ને નિયમોન તરીકે શબ્દ દરસાવા માં આવે છે આ સંતુલન આણ્વીય અને તેમને કળ સ્વરૂપ સક્રિયમાં રહેલ છે અવધ ના નિયમ ની જેમ એબી પારસ્પરિક ક્રિયાઓ કરતા નબળું હોય છે આર્થીકતા માં દ્રવ્ય દ્રાવક અણુ ઓ વચ્ચેના આંતર આણ્વીય જોડવામાં અને આ કાંસુ લબડાવે છે અને આ આણ્વીય દ્રાવણો માં અણુઓ સીધો ઓ માં છટકી શકે છે. આ દ્રવ્ય સમજાવાતું પણ નથી એક અથવા અને જેમ જેમ પ્રક્રિયા વાયુના તોમને તેમાંથી ઉંચા તાપમાને આશ્વાસન કરવામાં આવે છે. મિથાઇલ બેન જળ અને ઇથાઇલ ઉત્પન્નનુ પ્રમાણ સામાન્ય કરવામાં તેનું આગળ ઓકસીડેશન જે પ્રાપ્ત થઈ છે અહીં જે યોગ્ય કરવામાં આવે તો તે જેમ પદ્ધતિ આ માટે ની બે શબ્દની ઉપયોગ કરવામાં આવે છે. પારિજારીક જામ્બલીમાં હાજરીમાં ડાયટ રહ્યું છે. ઇથાઇલ અને વેરોલ થાયને ગાઈલ બનાવી તેનું બેઝિક માધ્યમ તૈયાર થઈ છે અને હાજરી માં કળ વિભાજન કરે છે આ જળ આપણને ખુબ જ ઉપયોગી થાય છે અને આ અને આપણે તેનો ઉપયોગ કરી શકીયે છીએ એલિસ્ટિટિક અને એરોમેટિક અદ્રો કાર્બનમાં પરમાણુ હાઇડ્રોજન અને પરમાણુ વિસ્થાપન થતા આંતર બને વચ્ચે જેમાં અલોરાન પરમાણુ

મોટા પગના કાર્બનિક એટલે ત્રાંબિક તરીકે ઉપયોગ હય છે સુક્ષ્મો જીવો દ્વારા બનતી વિવિધ અને ઊંખ્ય માટે રજુઆત આ ઓડીયમ ધરાવતો આંતરસ્ત્રાવના ત્રણેય પ્રકાર એતળે ગંગોતર પ્રક્રિયા ત્રનલિસીટ એલ્લોનુંમ અને જેમાં ક્લોરીન ઓયલ મેનેઝિયમ ના ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલાક ગુણધર્મો શારીરિક લેવામાં આવે છે. આ એકમ તેને કાર્બન બનાવટમાં જોયેલા જેમાં બંધારણ વૈગિકરણ નામ કારણ એમિથિયક બનાવટ ભૌતિક ગુણધર્મો રાષ્ટ્રીય પ્રક્રિયા ઓ ડાયટ એલ્યૂમિનિયમ સાર માટેની બનાવટ ભૌતિક ગુણધર્મો જેવું આપણે જોયું જેને આપણે પોટેશિયમ કહેવામાં આવે છે.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

બસ શાંતિ કઈ નવીનતા નવી

ગયી વર ગયા સાલ કરતા બહુ વરસાદ છે વરસાદ સારો સારો છે પણ ઠંડી પણ ઓછી થઇ ગઈ ને પણ યાર અમણા

ઠંડી ઓછી થઇ ગઈ અત્યારે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

આહ

આહ બવું હમ બોલો બીજું

અરે કાઈ નહી યાર બસ અમના અત્યારે તો અહિયાં જ ફરીએ છે હાલ તો કઈ બાજુ આ જ અહિયાં જ આપડા ઘરે જ બીજું શું હોય યાર એજ નોકરી અને ઘર સરસ ઘર બધા મજામાં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 બસ આપણે પણ જલસા છે શાંતિ છે અને મજા છે બીજું શું જોઈએ બસ બીજું શું જોઈએ યાર તબિયત પાણી કેવી ઘર બધાંની એક દમ હમ બસ બસ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

તમારે દર વર્ષે નક્કી જ હોય છે ક્યાંક ને ક્યાંક ફરવાનું કયો-કયો ફરવાનું અરે અમાર તો જલસા જ હોય ને યાર બીજું શું હોય જલસા તો કરવાના જ ને અરે અમના અમના ક્યાયનહી ગયા ફરવા દસમાં માં જે camp મા જ્યોતો ને પ્રવાસ એનીવાત કરું છુમુ અ હા કચ્છ ગયો તો કચ્છ ગયો તો મજા આયી ગઈ હતી કચ્છ સરસ સરસ કચ્છ સ ને યાર કચ્છ નહી દેખા તો કુચ નહી દેખા અમીતાબ બચ્ચન હા hello અવાજ ની આરી તમારો અનુભવ કચ્છમાં કેવો રહ્યો કચ્છમાં તો બહુ મજાનો એક દમ બહુ મજા white રણ છે કાળો ડુંગર છે ભારત પકિસ્તાન border લાગે છે બહુ મજા આવે છે દસમું પતિ ગયું પછી ગયાતા કે પેહલા ગયાતા ના ના ના વચે ગયાં તા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 વચે ગયાતા દસમાં મા હતો ને બાર ગામ ફિરોઝપુરા નો ત્યાંથી લઇ ગયા હતા બે બસો હતી બે બસો કરી હતી છેલ્લી seat હતી આપડે તો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 ના ના છોકરીઓની bus અલગ હતી છોકરાઓની બસ અલગ હતી આપડી છેલ્લી બસ છેલ્લી seat હોય આપડી તો legend ઓ ની બરોબર હા છેલ્લી seat મા ત્યાં પહલા દિવસે તો ક્યાં હા રાતે નીકળ્યા હતા રાત્રે નીકળીને સવારે પહોચ્યા તો સવારે ત્યાં ઉભા રહ્યા ચા નાસ્તો કર્યો થોડો આહ તેમ સાથે ભઠીયારા ને લીધાં સાથે ભઠોયારા લીધાં તા ચા નાસ્તો કર્યો પછી સવારે ત્યાં white રણ જોયું

અચ્છા પાટણ ઉપર થી જ્યતા એમ સરસ સરસ પાટણથી પણ સારા હતા મસ્ત હતામસ્ત જમવાનું સારું બનાવતા હતા

હા રાત્રે નીકળ્યા રાત્રે લગભગ દસ વાગે હતુ school માંથી bus અછા દસ વાગ્યા નીકળ્યા અન તો કેટલા વાગે પહોંચ્યા ચાર એક વાગે આહ સવારે ચાર પાચ વાગે પહોચ્યા હતા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 હા એક બે વાર રોકાના હતા ને હમ અને અમે વચે પરેશાન ભી કરતા હતા બસ વાળા ને મતલબ driver ને બધા સુઈ ગયા હતા તો શું આપડે તો વારે વારે પેસાબ કરવા જવું પડે તો વારે વારે driver આગળ જઈન cabine મા ઉભા થઇ જતા bus stop કરો bus રોકો શું કે અવાજ ના આય complete કંટાળી ગયો હશે હા driver કંટાળી ગયો હતો યાર જબરજસ પણ driver ને શાંતિથી ગાડી તો ચલાવા દેવીતી બહુ કંટાળી ગયો તો યાર શું કરો તમે વારે વારે ઉભા રાખો છો એને બિચારાને પ્રવાશની મજા લેવા દેવાય ને

લા બીચારા શિક્ષકો તમારાથી કંટાળી કંટાળી ને ઊંઘી ગયા હોય તો તમાર driver નો વારો લીધો આવું ના ચાલે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 આપડે તો ગુજરાતી ખરા એટલે ઘરેથી થેપલા ને બધું સાથે આપે છે એ બધું નાસ્તો ગણીન બધી મજાઆયી ગઈ હા

પોચ્યા કેટલા ચાર પાચ વાગે પહોચ્યા નાસ્તો બાસતો કરીન fresh થઈને લગભગ નવું દસ વાગે જેવા નીકળ્યા ને ત્યાંથી તો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

ઊંટ ગાડીમાં જવાનું ત્યો ગયા ત્યો white રણ મા મારો બહુ ખરાબ experience છે એમ આસું છે ખબર છે નીચે white રણ મા ઉપર પાણી હોય છે નીચે white રંગ નું મીઠું type હોય છે જાડાસ મા કોકરા હોય છે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 થોડોક અંદર ગયો ને પછી બહુ ખરાબ experience થયો કે હા જબરદસ્ત વાગ્યું પછી આવતો રહ્યો બાર ફરી પચોઈ shoes પેહરીને ગયો હા પગમાં

shoes પલળવાના બીકથી પહલા ના પેહરીને ગયો પછી ચલો હવે shoes પહેરીને ફસી ગયા અને ત્યાં white રણ મ આગળ stand બનાવ્યું છે મસ્ત highted છે ખાસું ઊંચું છે એના પર જઈને મસ્ત દેખાય છે white color નું આખુ location બહુ મસ્ત દેખાય છે હા એટલે શિક્ષકો કહતા હોય ભાઈ અમારું માનું બુટ બધા પેહરીન જાવો આપડે ક્યાં કોઈના બાપ હા અમાં આપડે મેં હતું મન મગજ મા કે બુટ પલડી જશે એટલે બાર મુકીને જાઓ બાર મુકીને ગયાં પછી એના પછી હાજીકી દરગાહ રહીને એજ દિવસે ગયા હતા લગભગ હાજીકીદરગાહ ત્યાં ગયા હતા હાજીકી દરગાહ મા ગયા ત્યાં મતલબ અ જે પડવાનું હોય છે ને એ બધુ complete અને ત્યાંથી ભારત પાકિસ્તાન border તો નાતા લઇ ગયા કારણ કે આપને સુ કહવાય આ પુલવામાં attack થયુંતું ન એટલા માટે નાતા લઇ ગયા ત્યો પણ યાર હાજીપીર થી દેખાય છે પાકિસ્તાન border દુરથી જ જોઈ લીધી હતી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

હા સૌથી વધારે મજા તો માંડવી મા આયી છેલ્લા દિવસે

દરિયા કિનારે સૌથી વધાર મજા એમાં આયી દરિયા કિનારામાં નાહવાની મજા તો અલગ જ છે બહુ અલગ છે બધા પાછા આવી ગયા હતા કે કોઈ વહી ગયું તુ દરિયામાં હંગાથે ના ના બધા પાછા આવી ગયા તા યાર કોણ વહી જાયે તો ઠીક નક્કી ના કહવાય ભાઈ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 bus નો driver કે તમન અંદર નહી ઘુસવા દઉં બિલકુલ નહી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 ઠીક ઠીક conductor ને તો bus નું ધ્યાન રાખવાનું હોય ને

સરસ સરસ

કેટલા વાગે પહોચ્યા ઘેર ઘરે તો રાત્રે ત્યોથી નીકળ્યા તા તો ઘરે સવારે આયી ગયા હતા સાત વાગે જેવા હ એમાં એક incident થયો તો બહુ ખતરનાક એમાં સુ હતુ મતલબ બે driver હતાને એક driver રાતમાં ઊંઘમાં હતોને એવું કૈક હતું તો problem થઇ ગયો હતો driving માં mistake થઇ ગઈ હતી પછી બીજા driver ને લઇ લીધો ત્યાંથી એના પ્રવાસમાં accident તો ન તુ થયું ને ગાંડા accident તો ન તુ થયું પર થોડી ગલતી થઇ ગઈ હતી

હ હ તુ કે તારો experience કઈક નવો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 હ હ

જુનાગઢ અરે વાહ જુનાગઢ તો એજ ઊંચું શહેર ઊંચું શહેર કહવાય છે એજ ના ના એવું કઈ નથી ભાઈ એ બધા ખોટી વાતો છે બધી બહુ રડીયાલું શહેર છે

હા બહુ સાંત સહેર છે હરિયાળું છે હા વાતાવરણ બહુ મસ્ત છે તો

અવાજ નથી આવતો યાર સવારે ગયા તા ચાર વાગે નીકળ્યા તા બધા hostel વાળા અમારા સાતમાં ધોરણ વાળા અને આઠમાં ધોરણ વાળા બે જ હતા બે bus ઓ હતી અમારી ચાર વાગે નીકળવાનું તો ઓલા થી ને મોરબી વળતો હતો મોરબી રાજ્કોટ વાયા થી પછી ગયા જુનાગઢ લગભગ સવાર અગ્યાર પહોચ્યા હ હ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 રાજકોટ મંદિર છે ને મંદિર છે ને સાહેબ હા એ મંદિર છે જને પણ યા અમાર સુધી નથી આયીગ્યા અમાર રાજકોટથી થોડીક આગળ ઉભી રાખીતી traffic ને વાફિક બહુ હતું નડે એવું હતું એટલે થોડીક આગળ રાખી રાજકોટ બાર બસ ત્યાંથી નીકળ્યા ને પહોચ્યા જુનાગઢ અગ્યાર વાગે ત્યાંથી હૌથી પહલા તો ગીર કઉ પર્વત જેવું ચમકતો હતો થોડા બરોબર બધા ચડ્યા હસો સાથે બધા બધા ત્યાં હવે ropeway ની સિસ્ટમ થઇ ગઈ છે એટલે વાંધો નથી આવતો

ના ના અમે હતા ત્યારે તો ropeway નતુ હા તો શું teacher નું મનાતા હતા કે નતા માનતા એજ આપડી જ ચલાવાની